સાંસદ સભ્ય લોક સભા નો હોય તો પચ્ચીસ વરસ આવે વડાપ્રધાન પચ્ચીસ વરસ આવે વિધ રાજ્ય સભા નો સભ્ય હોય તો ત્રીસ વરસ આવે પર રસત્ર પતિ પત્રીસ વરસ આવે હાઇ કોર્ટ બાસઠ વરસ આવે સૂપરીમ કોર્ટ પાસઠ વરસ આવે સુપ્રીમ કોર્ટ મોટી હિઘ્ત કોર્ટ નાની નાની આવી હોય તો નાનો આકડો આવે મોટી આવી હોય તો મોટો આકડો આવે પાસઠ બાસઠ ક્યાં જોવા મેડ છે ભાઈ પાસઠ બાસઠ આઇયાહ છે પૂરું થઈ ગયું અગત્ય ની ઊમરો હતીઓ આ બધી ઊમરો લાઇન માં બોલી ગયો છું અતિયારે દેશ માટે નીચે ના પૈકી કયા વિધાન સાચા ઉત્તર પૂર્વા ગોદાર્થ માં આવેલ છે ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ બત્રીચૌદ કિમી છે. પૂર્વા થી પશ્ચિમ ની લંબાઈ ઓગણત્રીસ થી ત્રીસ કિમી છે જવાબ આપો ભાઈ ફટાફટ જવાબ આપો સાહેબ ભારત ની લંબાઈ કેટલી છે અપડે જોઈ લઈએ ત્રણ અને ચાર અહીંયા ચાર નો આવે સાહેબ વિદ્યાર્થી એજ mistake કરવા હોય છે આઇયા હવે ચાર એક, બે, ત્રણ અને ચાર બત્રીચૌદ સાહેબ સાચું છે સાહેબ સાચું છે okay ભારત માં પેહલા ઓગણત્રીસ રાજ્ય હતા ગુજરાત માં તત્રીસ જિલ્લા છે ઓગણત્રીસ તત્રીસ સાચું છે આપેલા ત્રનેત્રણ સાચા છે લંબાઈ પોઢઈ યાદ ન રેતિ હોય એના માટે અત્યરેહ ભરત માં અથ્યવિસ જ રાજ્ય છે પણ પેહલા ઓગનત્રીસ સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ ધ્વારા રાચાએલ છે સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદી ધ્વારા રાચાએલ છે? ઉતરખંડ માં થી નિકડતી ઉત્તરપ્રદેશ માં આવતી ત્યાં થી બિહાર અને પશ્ચિમ બંગાળ માં માં થી બાંગલાદેશ માં જતી પણ એનિજ સાથે સાથે પેટ માં થી નિકડી ચાઇના માં જતી રેર river તરીકે ઓડખાતી પર્વત માદા મ થી નામચા બરવા પર્વત એ થી યૂ આકાર નો વડાંક લઈ અરુણાચલ પ્રદેશ બિહંગ નામ એ ઓડખાતી અસ્સામ આવી ભ્રમપુત્ર નામ એ ઓડખાતી

આવ વધારો માપવા કયા સૂચક અંક નો ઉપયોગ ભાવ વધારો જો થતો હોય એને માપવા માટે કયા સૂચક અંક નો ઉપયોગ કરવામાં આવે તથા બંધ ભવ કે WPI ગ્રાહક ભવાંગ એટલે કે CPI ટેભી બંને કસે પર નહીં question નંબર વીસ question નંબર વીસ

તે થી આ નહીં તો બીજું આના માસી નો દીકરો પૂછાઇ તો આપણે આવડવો જોઇયે ભાઈ આપણે મતલબ છે જવાબ થી સેના ને right છે WPICPI બંને ભારત ના ભાવ વધારો માપવા માટે ના એકમ છે નીતિઆયોગ ના અદ્ક્ષ્યક્ષ કોણ હોય છે પેપર ફૂટી ગયું પણ સમજાયું ત્યરેહ નીતિઆયોગ સમજાયું ત્યરેહ નીતીઆયોગ અદ્ક્ષ્યક્ષ હમેશા દેશ ના વડા પ્રધાન જ હોય અને અતીયારે અદ્ક્ષ્યક્ષ પૂછ માનીનીય દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ મહેન્દ્ર નરન્દ્ર ભાઈ મોદી સાહેબ lecture રેહસે ભાઈ આજ કરો ના માટે સાવથી પ્રાચીન પ્રજા કઈ ભાઈ આયો ઇતિહાસ. ઇતિહાસ કરો ના મતે સાવથી પ્રાચિને પ્રજા છે આરમીન ઓઇલ છે નેગરીતો છે કે ઔસ્ત્રીઓલોઇડ છે yes નામો આત કરો ના મટે સ્વથી પ્રાચીન પ્રજા ભાઈ મે format કીધેલું છે વિદ્યાર્થીઓ ને લો format માં ખબર પડતી હોય તો પોસી વિદ્યાર્થીઓ ના જીવન નું મહત્વ મહત્વ નું રક્ષ તમે format માં answer અપસો નેગરીતો પ્રજા આવે લીલન નું આયો પ્રશ્નો પર પ્રશ્નો પર

તકો નો ઉલ્લેખ ભરીયા ભાગ માં કયા બંધારણ માં જોવા મલે છે. જો અહીંયા જેટલાઈ SS વિદ્યાર્થીઓ છે બધા ને કઈ દાવ continuously પાચ દિવસ માટે અવનું છે આમાર સત્તર, આધાર, ઓગણીસ, વીસ, એકવીસ પાચ દિવસ continue આવાનું છે પાટુપન સાહેબ અહીંયા પંચોતેર marks ની test આપું છું ને lecture ના end માં તમારે કમેંટ

તો આ વસ્તુ કહેવાનીજ તમારે આઇયાં પણ ભાગ ત્રણ ની અંદર સમાવેશ થઈ છે ભાઈ મુળભૂત ખ્યાર ની વસ્તી ગણતરી મુજબ

વસ્તી તો સાહેબ આઇયાં બે option તમારે કાધીજ નાખવાના રેજ કારણકે સાવથીઉ વધારે વસ્તી ઉત્તરપ્રદેશ કોની પાસે હોય યાર હે જેટલી મારા ઉત્તરપ્રદેશ ની વસ્તી ને એટલી પાકિસ્તાન ની હીનેશ ભાઈ આ પાકિસ્તાન વડા ખોટા ઠેકડા મારે

બે થી ચાર કલાક live ભણાવા પણ આયરસક છે આપેલા ભરતમુની અને નંદીકેશસ્વર કયું આવે કે એકપણ નહીં ચાલે ફટાફટ દસ નું અવાજ ને ભાઈ પંચોતેર માર્કસ માં થી પાસઠ marks આજુબાજુ છો, સેત, આઠ માં થી અવસે અને આઠ થી નવ marks જેવુ નવનું દસ નું અવસે છે તમને કદાચ એવું હોય તો હું તમને કઈ દવ કે set one ની અંદર છે ને ધોરણ એક થી પાચનુજ પૂછવાનું હોય પણ દસમા ધોરણ માં થી ચાર પ્રશ્નો આય નગતિમબા વગરે ગિરિમાડા

આ પૂર્વા હિમાલય અકોઈ હિમાલય ની હારમાડા નથી એ હિમાલય ના દિશા આધારિત વિભાગ છે કેવા વિભાગ છે દિશા આધારિત વિભાગ છે okay અને આઇયાહ પણ પીરપંજલ અને મહાભારત અને નગતિમબા માં જવાબ આવસે કૂ હિમાલય કયો અવસે લઘુ હિમાલય ના માં થી કોને tiger man of india તરીકે ઓડખવામાં આવે છે tiger state પૂછ્યું હોટ તો તો સહબે ખબર હતી તમને મધ્યપ્રદેશ આવે મધ્યપ્રદેશ આવે બરાબર male of india કીધું છે કયા સંગલા એસપી ગોધરે સલીમઅલી અને રાજેન્દ્ર સિંહ and સલિમઅલી is ભારત ના અગતિયા ના પક્ષી વીર છે હો આઇયાં તમને ખબર પડી ગાય કે સલિમઅલી is not possible sir then our right answer is કૈલાસ સંઘડા the tiger man of india

પડે દેશ ના એક ઉપરાજ્ય પ્રદેશ ના એક ઉપરસ્ત્રપતિ રહસે okay હા તો સાહેબ આમાં નેવ add ડેઓ ઇનો મતલબ હું થઈ તો ઇનો મતલબ થઈ દેશ ના એક રાજ્યપાલ રહસે દેશ ના એક હું રેહે રાજયપાલ રહસે આમાં હું નેવ add કરું તો ચોથી add ઓયે થી કાર ડે મારા ભાઈ હા મહેશ સર આય ગયા ભાષા હીને ભાષા વડા મિત્રો ને પણ ભાષા નું solution સારું છે હો ભાઈ ને તુર્કી અમીરો ની જાલિસાબાયથ ના ચાલીસા પાઠી ચોખી આઇ અરે ચાલીસા પાઠી એટલે અપડે જેને તુરત

તે ગયા સુધી બલબન એ આનો રદ કરી નાખ્યો તો આનો નસ કરો તો નસ કરો તો આઇયાં right answer is જયેશ ભાઈ હોય તો મોજેમોજ હોય હો ના ટાંક ની ગણતરી માટે કયા માપ દંડ નું ઉપયોગ કરવામાં આવે છે ગઈ કાલ date one ના પેપર ની અંદર પૂછાનેલો સવાલ માનવ વિકાશ આખ human develop કયા વરસ થી જાહેર કરવામાં આઈવો ધોરણ દસ ની અંદર જવાબ આપવામાં આઈવો છે ઓગણીસોનેવ માં HDI human develop index ninteen ninty ચાલો અપેક્ષિત આયુશ્વ્ય સિક્ષણ સંપાદન જીવન ધોરણ આપેલા તમામ is right answer sir આપેલા તમામ જરૂરી છે અનેજ માનવ વિકાસ કેહવાય સિક્ષણ નો હોય તો હીનો વિકાશ ભાઈ માં કોનો સમાવેસ થતો નથી question પૂરો વચવાનો attitude નહીં બતાવાનું આ માસી ના દીકરા નહીં ભાઈ attitude નહીં બતાવાનો આપડે અમુક વિદ્યાર્થી કેટલો confidence આવી ગયો હોઇ પ્રશ્નજ ભારતીય સાંસદ માં એ રસ્ત્રપતિ આ જ હે રાજયપાલ આયા ના આવે એવું બધુ નો આવે મારા વાહલા નથી થતો રસત્રપતિ થઈ છે લોક સભા થઈ છે રાજ્ય સભા થઈ છે આપેલા તમામ નો સમાવેસ થઈ છે ના માં થી કયા વિધાન સાચા છે કયા વિધાન સાચા છે તો તેની રચના રાજ ના અધિકારી ની અનુમતિ બાદ પાલતુ પાસુઓ ને ચરવાની કોઈએ તો પતિ ના સર ટાચાસ

બીજો પ્રશ્ન અલંકાર ઓળખાવો, કે મોર ના ઇંડા ચીતરવા ન પડે તો આમા કયો અલંકાર આવશે? અન્યોક્તી અલંકાર, ત્રીજો પ્રશ્ન સાચી જોડણી સોધો તો કિકિયારી શબ્દની સાચી જોડણી કઈ આવશે? તો option a ચોથો પ્રશ્ન, નીચે આપેલ તળપદા શબ્દનું શિસ્ટ રૂપ વિકલ્પ માંથી સોધો, તો અતિહાર શબ્દનું શિષ્ટ રૂપ શું થાય? તો તેનું થશે વિશ્વાસ પાંચમો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી? તે જણાવો, તો તે માં જવાબ આવશે સોમ છઠો પ્રશ્ન ગંગા નદી નીચેના માંથી ક્યાં રાજ્ય માંથી વહે છે? હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશા માંથી ગંગા નદી કયા કયા રાજ્ય માંથી વહે છે? તો માત્ર ત્રીજું, એટલે કે માત્ર બે, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા માથી ગંગા નદી નીકળતી નથી. સાતમો પ્રશ્ન, વાયુમંડળ ના કેટલાક ચોક્કસ ભાગમાં ખુબજ વધુ વેગ વાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલિ ને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે jetstream. આઠમો પ્રશ્ન, synonyms aapo, dispire શબ્દ નો dispire શબ્દ નો સમાનાર્થી શું થશે? તો તેનો સમાનાર્થી થશે angage એટલે કે option a, નવમો પ્રશ્ન, change the voice Surya has to distributed sweets, Surya has to distributed sweets તો આનું passive વાક્ય શું બને? તો option a. sweets have to be distributed by Surya દશમો પ્રશ્ન, ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લા માં આવેલો છે? તો તેમાં જવાબ આવશે સાબરકાંઠા જિલ્લામાં. અગિયારમો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાતા વટ હુકમ થી સંસદ દ્વારા કેટલા સમય માં મંજૂરી લેવી પડે છે? તો તેમાં જવાબ આવશે છ માસ માં બારમો પ્રશ્ન, પ્રત્યેક ડિસ્ક માટે ખાલી જગ્યા directory અતિ આવશ્યક છે? તો તેમાં જવાબ આવશે root directory કઈ directory root directory તેરમો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો, એક, બે, પાંચ, દશ, સતર, છવીસ question mark તો એમાં શું આવશે? તો તેની અંદર આવશે option c સાડત્રીસ ચૌદમો પ્રશ્ન, જો લંબચોરસ PQRS ની પરિમિતિ સીતેર સેન્ટીમીટર છે, જો PQgemQR બરાબર ત્રણ ચાર હોય તો QR શોધો, તો QR શું થાય? તો તેમાં જવાબ આવશે વીશ સેન્ટીમીટર

સોળમો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યનું પ્રથમ જીવનચરિત્ર કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે પ્રાણલાલ મથુરદાસ દ્વારા સતરમો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દ આપો, તો અધિક નો વિરોધી શું થાય? તો અધિક નો વિરોધી થશે નિમ્ન. અઢારમો પ્રશ્ન, છંદ ઓળખાવો, અરે હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો, તો આમા કયો છંદ આવશે? તો આમા છંદ આવશે પૃથ્વી છંદ

એકવીસમો પ્રશ્ન, શૃંગ વંશ ની રાજધાની કઇ હતી? તો તેમાં જવાબ આવશે પાટલીપુત્ર બાવિશમો પ્રશ્ન, છ ટકા લેખે છ હજાર રૂપિયા નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? તો આમા નજીકની કિંમત ધ્યાન માં લેવાની છે, એટલે કે પોઇન્ટમાં આવે તો નજીકની કિંમત ધ્યાનમાં લઈ લેવાની, તો એમાં જવાબ આવશે ત્રણસો એક્યાશી ત્રેવીસમો પ્રશ્ન, ઇડીઓમ્સ આપો to the backbone તો તેનો ઇડીઓમસ શું થશે તો તેમાં જવાબ આવશે એટલે કે option a. ચોવિશમો પ્રશ્ન when I was child i ખાલી જગ્યા to school everyday instead of going bicycle તો ખાલી જગ્યા માં સાચો જવાબ આવશે option b walk પચિસમો પ્રશ્ન ભારત માં ગુજરાત કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? ભારતમાં ગુજરાત જે છે એટલે કે ગુજરાત નો વિસ્તાર કેટલા ટકા છે? તો તેમાં જવાબ આવશે સાત ટકા. છવીસમો પ્રશ્ન, રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે? તો તેનું નામ છે નરગીસ સત્યાવિશમો પ્રશ્ન, ત્રિવેણી નહેરોમાં કઈ નદીનું પાણી આવે છે? તો તેમાં જવાબ આવશે ગંડક અઠયાવિશમો પ્રશ્ન, એકાવન છોકરાની એક line માં પાર્થ ડાબી તરફ થી સત્યાવીસ માં સ્થાને અને હર્ષદ જમણી તરફ થી સત્યાવીસ માં સ્થાને છે, તો તે બંનેની વચ્ચે line માં કેટલા છોકરા હસે? તો તેમાં જવાબ આવશે, તો બંનેની વચ્ચે, બંનેની વચ્ચે કેટલા હશે line માં? એકજ હશે. ઓગણત્રીસ મો પ્રશ્ન, સમાસ ઓળખાવો, મયુર વાહિની, મયુર વહિનીમાં કયો સમાસ આવશે? બહુવ્રિહી સમાસ. ત્રીસમો પ્રશ્ન what we need ખાલી જગ્યા outlook તો તેમાં જવાબ આવશે modern. એકત્રીસમો પ્રશ્ન એટલે કે furious means નો મતલબ શું થાય? તો તેનો મતલબ થશે angry. બત્રિશમો પ્રશ્ન, બે હજાર રૂપિયા એ દશ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલા વર્ષમાં બે હજાર ચારસો વીશ રૂપિયા થાય? તો તેનો જવાબ આવશે બે વર્ષમાં તેત્રિશમો પ્રશ્ન, દશ સંખ્યાની સરેરાશ છત્રીસ છે, જો દરેક સંખ્યાને પાંચ વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ શું બને? તો તે નવી સરેરાશ બનશે એક સો એશી. ચોત્રીસમો પ્રશ્ન પચાસથી ઓછી અને ત્રણ ના ગુનકમાં હોય તેવી તમામ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો તેનો સરવાળો થશે ચારસો આઠ પાંત્રીસ મો પ્રશ્ન સંધીછોડો ગન્ગૌશાધી જે શબ્દ છે એને સંધી છોડીયે તો જવાબ આવશે ગંગા વત્તા ઔષધી છત્રીસ મો પ્રશ્ન steel authority of india ની સ્થાપના ક્યારે થઇ તો તેની સ્થાપના થઇ ઓગણીસો ને ચોપ્પન માં સડત્રીસમો પ્રશ્ન give opposite gender of wizard તો wizard નો opposite gender શું થાય, તો wizard એટલે કે વાઇઝ આડત્રિસ્મો પ્રશ્ન it is ખાલી જગ્યા that give the એમાં જવાબ આવશે option b ઓગણચાલીસ મો પ્રશ્ન શિપકલા કયા રાજયમાં આવેલ છે? તો તેનો જવાબ આવશે હિમાચલ પ્રદેશ. ચાલીસ મો પ્રશ્ન એક કેલેરી બરાબર કેટલા જુલ? તો તેમાં જવાબ આવશે ચાર point એકસો છ્યાશી જૂલ એકતાલિશમો પ્રશ્ન antonyms આપો એટલે કે hardly નો antonyms એટલે કે વિરોધાર્થી શું થાય? તો તેમાં જવાબ આવશે delicant બેતાલીસ મો પ્રશ્ન Kavita has no pepper to write ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે write ok તેત્તાલીશ મો પ્રશ્ન, રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે બોટાદ જિલ્લા માં. ચુંમાલિશ મો પ્રશ્ન ભારતના બંધારણમાં કયા ભાગમાં રાજભાષા સંબંધિત જોગવાઈ છે તો તેની અંદર જવાબ આવશે ભાગ નંબર સતર માં. પિસ્તાળીસ મો પ્રશ્ન header અને ફૂટર કયા menu માં જોવા મળે છે? તો તેમાં થશે મેનૂમાં. છેતાલીસ મો પ્રશ્ન જો word શબ્દનો કોડ એક ત્રણ ચાર પાંચ છ હોય તો row સંજ્ઞા એટલે કે row શબ્દની સંજ્ઞા કઈ થાય? એટલે કે કોડ કયો થાય? તો તેની અંદર જવાબ આવશે ચારસો એકત્રીસ એટલે કે ચાર ત્રણ એક. સુડતાલીસ મો પ્રશ્ન વર્તુળનો વ્યાસ અને પરિઘ વચ્ચેનો તફાવત એકસો પચાસ મીટર હોય તો તેની ત્રિજ્યા શું થશે? તો ત્રિજ્યા થશે પાંત્રીસ મીટર. અડતાલીસ મો પ્રશ્ન એક દુકાનદાર પોતાની ખરીદ કિંમત કરતાં વીશ ટકા ઉપર વસ્તુની વધાર કિંમત મૂકે છે, તથા પંદર ટકા વટાવ પણ આપે છે, તો નફો શોધો. તો તેનો નફો કેટલો થાય? બે ટકા. ઓગણ પચાસમો પ્રશ્ન, તાજેતરમાં સંત શ્રી કાશ્મીરી બાપુનું નિધન થયું છે તો નીચેના પૈકી કયું સ્થળ તેમની તપોભૂમિ હતી? તો તેમાં જવાબ આવશે ગિરનાર પર્વત. પચાસ મો પ્રશ્ન, સમાસ ઓળખાવો તો યથાર્થ નો સમાસ કયો થશે? તો અવ્યવી ભાવ સમાસ. એકાવન મો પ્રશ્ન, છંદ ઓળખાવો જગ સકલ ની ત્રાક કુળની ભરી તો આમા કયો છંદ આવશે તો આમા છંદ આવશે હારિણી છંદ. બાવન મો પ્રશ્ન give the synonyms to Mario mario શબ્દ છે તેનો synonyms સમાનાર્થી શું થાય? તો તેમાં જવાબ આવશે avarage. તેપણમો પ્રશ્ન નીચે આપેલ વાક્ય મો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો, તો અમરાવતી ના પ્રવાસે અમારાથી જવાયું તો આ કર્મની વાક્ય છે તો આનો કર્તરિ વાક્ય શું બને? તો આવશે અમરાવતી ના પ્રવાસે અમે ગયા. ચોપન મો પ્રશ્ન પાકિસ્તાન સાથે ભારતના કયા રાજ્યની જમીન સીમા સૌથી વધારે છે? તો એ રાજ્ય આવશે રાજસ્થાન. પંચાવન મો પ્રશ્ન સૌમ પ્રકાશ નામનું અખબાર કોણ બહાર પાડતુ હતું? તો તેમાં જવાબ આવશે ઈશ્વરચંદ્ર વિધાનગર છપ્પન મો પ્રશ્ન લ્યસોઝોમ કોષ અંગિકાની સોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો તેની અંદર જવાબ આવશે . સત્તાવન મો પ્રશ્ન જોઈએ કે a person who is in active તો અને એક શબ્દ માં શું કહેવાય તો તેને એક શબ્દ માં કહેવાશે અઠ્ઠાવન મો પ્રશ્ન no sooner did he go in ખાલી જગ્યા he came out તો તેની અંદર જવાબ આવશે option c then. ઓગણપચાસ મો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય માં પ્રથમ ફાગુ કાવ્ય કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે શ્રી પદ્મશ્રી દ્વારા સાહીઠ મો પ્રશ્ન રાજ્યની વિધાન પરિષદ ની સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો તેમાં જવાબ આવશે છ વર્ષની એકસઠ મો પ્રશ્ન word માં

એ મારી માતાની એકની એક પુત્રી છે તો પ્રકાશ હસમુખને શું થાય? તો પ્રકાશ છે જે હસમુખને એને થશે મામા. ત્રેસથ મો પ્રશ્ન ભાટો શબ્દજે છે એનું શિષ્ટ રૂપ આપો. તો ભાટો શબ્દનું શિષ્ટ રૂપ શું થાય? પથરો. ચોસાઠમો પ્રશ્નો ઝવેરચંદ મેઘાણી નો જન્મ કઈ સાલ માં થયો હતો? તો તેનો જવાબ આવશે અઢારસો છનું માં. પાનશઠમો પ્રશ્ન નયન could not read or write ખાલી જગ્યા he was ten years old તો તેની અંદર જવાબ આવશે option b the છાસઠ મો પ્રશ્ન એક કાર્ય કરતા a ને ચાર કલાક લાગે B અને C ને સાથે મળીને કાર્ય કરતા ત્રણ કલાક લાગે તથા C અને A ને બે કલાક લાગે તો B ને કાર્ય કરતા કેટલા કલાક લાગશે?

તો ઘડિયાળ ની મુલકિમત કેટલી હશે? તો ઘડિયાળની મૂલકીમત હશે હજાર રૂપિયા. અડસઠ મો પ્રશ્ન ત્રણ મિત્રો XY અને Z ની આવક અનુક્રમે પાંચ જેમ સાત જેમ આઠ ના ગુણોત્તર માં છે. જો Z ની આવક X ની આવક કરતાં બારસો જેટલી હોય બરોબર તો Y ની આવક કેટલી થાય? તો Y ની આવક કેટલી થશે? તો એક પણ નહિ તો option એક પણ નહિ આવે તો જવાબ option d ઓગણશિતેર મો પ્રશ્ન સમાસ ઓળખાવો તો અર્થભગી શબ્દ નો સમાસ કયો આવશે બહુવ્રીહી સમાસ સીતેર મો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આપો તો કિંમતી નો સમાનાર્થી શું થાય? તો તુરુ એકોતેર મો પ્રશ્ન છંદ નો પ્રકાર વિકલોમાંથી શોધો, તો કે નાર કેવો ધિમક ની સૂતા દમયંતી નામે ચૂંદડી તો આમા કયો છંદ આવશે? હરિની છંદ બોતેરમો પ્રશ્ન ચંડોળા તળાવ કયા જિલ્લામાં આવેલું છે? તો એમાં આવશે અમદાવાદ જિલ્લામાં. તોતેર મો પ્રશ્ન ચાંદી માટેની ગુણપુર ખાણ કયા રાજયમાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે આંધ્ર પ્રદેશમાં ચૂમોટેર મો પ્રશ્ન હલદિઘાતી નું યુધ્ધ કયારે થયું હતું? તો તેમાં જવાબ આવશે પંદરસો છોટ્ટેર માં પંચોતેર મો પ્રશ્ન નીચેના પૈકી કયા સ્થળે પ્રસિધ્ધ સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઉકરડા ખાતે. છોટેર મો પ્રશ્ન. Then in in enmity of a person to son alcoholic drinks તો તેને શું કહેવાય છે તો તેમાં જવાબ આવશે option a તો option a એટલે કે deep સામાન્ય ત્યારપછી સિત્તોટેર મો પ્રશ્ન i am glad ખાલી જગ્યા the movie તો એમાં જવાબ આવશે to have seen ઈથોટર મો પ્રશ્ન નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? તો એ બંદર આવશે ખંભાત. ઓગનાએસી મો પ્રશ્ન storage માટે data item locate કરવી એ કહેવાય છે ખાલી જગ્યા, એટલે કે storage માટે data item locate કરવી એને શું કહેવાય છે? તો તેને કહેવાય છે fatch એસી મો પ્રશ્ન છંદ શાસ્ત્ર માં કુલ કેટલા ગણ ની રચના કરી છે? તો તેમાં જવાબ આવશે આઠ ગણ ની. એકયાશી મો પ્રશ્ન જેઠવા વંશ ની રાજધાની કઇ હતી? તો તેમાં જવાબ આવશે . બ્યાશી મો પ્રશ્ન find misfelt word એટલે કે ખોટો સ્પેલિંગ વાળો word નીચેનામાંથી કયો સપેલિંગ હસે? તો તેમાં જવાબ આવશે option b. ત્યારપછી ત્યાશી મો પ્રશ્ન છે કે ચોર પોલીસ વચ્ચે એકસો ચૌદ મીટર નું અંતર છે. police અને ચોર ની ઝડપ અનુક્રમે એકવીસ મીટર પ્રતિ minute અને પંદર મીટર પ્રતિ minute હોય તો કેટલી minute પછી constable ચોર ને પકડશે? તો તેમાં જવાબ આવશે ઓગણીસ minute પછી ચોર્યાશી મો પ્રશ્ન છે કે બે અંકની સંખ્યામાં એકમનો અંક ત્રણ છે અંકોનો સરવાળો તે સંખ્યાના એક સપ્તમાંશ બરાબર છે તો તે સંખ્યા કઇ હશે? તો તે સંખ્યા હશે ત્રેસઠ. પંચ્યાસી મો પ્રશ્ન કોઈ સંખ્યાને તેના વર્ગનો સરવાળો ચારસો પચાસ હોય તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા હશે ઓગણપચાશ. છયાશી મો પ્રશ્ન તાજેતર માં ભારતની કઇ ટનલ ને world book of record દ્વારા દશ હજાર ફૂટ થી વધુ ઊંચાઈની વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ તરીકે સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવી છે? તો તેની અંદર સાચો જવાબ આવશે અટલ ટનલ ને. સત્યાશી મો પ્રશ્ન સંધિ છોડો નિરભિમાની શબ્દ છે એની સંધિ છોડીએ તો જવાબ બનશે નીશ વત્તા અભિમાન. અઠ્યાશી મો પ્રશ્ન ખોટી જોડણી સોંધો. તો ખોટી જોડણી કઈ આવશે? તો અંગૂઠો જે છે એની જોડણી ખોટી છે. નેવ્યાશી મો પ્રશ્ન કવિ શ્રીધર વ્યાસના કયા કાવ્યમાં નજીન નાજીન અને ઇડર ના રાવ રમાજીને યુધ્ધનું વર્ણન કર્યું છે? તો તેમાં જવાબ આવશે રણોત્સંગ માં નેવુમો પ્રશ્ન turner syndrome થવાનું કારણ શું છે? તો તેનું કારણ છે Monosomic રંગસૂત્રો. એક્કાનું મો પ્રશ્ન દહેરાદૂન કોનો ભાગ છે? દહેરાદૂન જે છે એ શિવાલિક નો ભાગ છે. બાણુમો પ્રશ્ન પ્રભા સંકર પટણી કયા રાજ્યના દીવાન હતા? તો તેમાં જવાબ આવશે ભાવનગર ના. ત્રણુમો પ્રશ્ન દૂરની વસ્તુનો તાપ માપવા કે જાણવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે pyrometer. ચોરાનું મો પ્રશ્ન એક આપેલ છે i said to her Could અથવા તો would you please help me came નું શું બને? જવાબ આવશે option ai requested her to help me પંચાણું મો પ્રશ્ન he run ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે he run quickly છનુંમો પ્રશ્ન બંધારણમાં મૂળભૂત અધિકાર અંગેની રિટો કુલ કેટલા પ્રકારની છે? તો તેમાં જવાબ આવશે ટોટલ પાંચ પ્રકારની રીતો છે. સત્તાનુમો પ્રશ્ન years એટલે કે year માં શું હોય? તો months હોય તો week માં શું હોય? week માં day હોયએટલે કે option c પછી અઠ્ઠાણું મો પ્રશ્ન જેઓ ગરીબી રેખા નીચે છે

Education એટલે શિક્ષણ છે. તમે મને પૂછો education એટલે શું? education એટલે શિક્ષણ ગુજરાતીમાં ને પણ છે મતલબ થાય છે કોઈ પણ રીતે આપણે એને training આપીએ ટૂંકમાં કહીએ તો એને સમજાવું. કોઈ પણ આહ જે રોજિંદા જે જીવન વિશે હોય, કે પછી કોઈ પણ બીજો વિષય હોય કે વગરે વગરે એવું બધુ તો તમે મને ઈ ક્યો કે કે આપણે શિક્ષણ છે ઈ કેટલા પ્રકારમાં આપણે વિભાજીત કરી શકાય શિક્ષણને શિક્ષણને મુખ્યત્વે આહ ત્રણ પ્રકારમાં વિભાજીત કરી શકાય. જેમાં પ્રાથમિક શિક્ષણ છે અને બીજા નંબરએ આહ માધ્યમિક શિક્ષણ છે અને ઉચ્ચ, ઉચ્ચ શિક્ષણ છે. આ ત્રણેયમાંથી અમ સૌ સૌપ્રથમ પહેલે આપણે પ્રાથમિક શિક્ષણ વિશે થોડીક માહિતી લઈએ. તો પ્રાથમિક શિક્ષણ એ આહ ફરજીયાત પ્રમાણમાં આપવામાં આવે છે. જેના ધોરણ આહ એકથી કરીને અને આઠ, નવ તેમાં સમાવેશ થાય છે. પ્રાથમિક શિક્ષણમાં જે આહ અમ મહત્વનું આહ થોડું ઘણું જે શિક્ષણ છે. તે પ્રાથમિક શિક્ષણમાં આપવામાં આવે છે. પછી આહ ત્યાર બાદ આહ માધ્યમિક આહ શિક્ષણ છે જે મુખ્યત્વે આહ જેમાં આહ ત્રણ ભાગમાં તેને પણ વહેંચવામાં આવે છે. જેમકે, arts છે college, આહ commerce છે અને આહ science છે. આ આપણે આહ માધ્યમિક આહ શિક્ષણ થઈ ગયું. જે આ ત્રણ arts, commerce, અને science છે. અને એના પાછળ આવે છે આહ ઉચ્ચ, ઉચ્ચ આહ ઉચ્ચ શિક્ષણ. તેના વિશે તમે થોડું ઘણું જણાવો. ઉચ્ચ શિક્ષણ જે આહ સ્થાનક પછી કે અનુસ્તાનક હોય જેવી રીતના ધોરણ બાર પછી જે શિક્ષણ મેળવવામાં આવે છે એને ઉચ્ચ શિક્ષણ કહી શકાય. તો એમાં જે ઘણાં બધાં જે તમે આહ choose કર્યું હોય જે પણ આહ જેની અંદર તમને રસ હોય. જેમકે, commerce છે, પછી arts છે, અને વિજ્ઞાન છે. આ ત્રણ પ્રવાહ હોય છે. તો ઈ પ્રવાહમાં તમે કોઈ પણ એક course પસંદ કરી શકો તમારી મરજી મુજબ જેમકે arts માં આપડે જોવા જઈએ તો આહ BA છે B. ED છે એવી રીતના commerce માં જઈએ અમ જઈએ તો BCOM છે, પછી આહ BBA છે, છે. એવી રીતના science માં BSC પછી એની અંદર science માં BPharma engineering એવા બધા course હોય છે. એમાં તમારે જે પસંદ જે તમારે રસ હોય ઈ course ની તમારે પસંદગી કરવી જોઈએ અને એમાં તમારે આગળ અભ્યાસ કરવો જોઈએ. અને એના માટે અમુક જે બઉ જ સારી સંસ્થાઓ છે આપણી પાસે જેમકે, IIT છે IIM છે, NIT છે AIMS છે ઈ બધી સંસ્થાઓ બઉ જ ખૂબ જ પ્રખ્યાત છે, વિશ્વવિખ્યાત છે અને એમાંથી તમારે આહ અભ્યાસ આહ કરવાનું, આહ કરવું જોઈએ તો તમારે એમાં વધારે પડતું તમારે અંદર આહ જાણી શકો અને તમે એમાં નામના મેળવી શકો. અને જો આપણે આહ શિક્ષણમાં આહ આ જ આપણે IIT IIM જે આપણે આહ doctor વકીલ engineer જેવું આપણે આહ degree આપણે હાસિલ કરી. અને ત્યારબાદ જે આપણું વહવારીક જીવન છે અને જે આપણે વહેવારીક, આપણો જે ધંધો કહેવાય, વ્યવસાય કહેવાય તો આ વકીલ, doctor અને તેમાં તેનો શું ઉપયોગ થાય છે? અને કેટલા પ્રમાણમાં તેનો જીવનમાં તેનો ઉપયોગ થાય છે તે જણાવો.

જે કોઈ પણ વ્યવસાયના આહ થી આહ આહ એના, એનાથી કોઈ પણ રીતના જોડાયેલા હોય

Engineering છે, કે engineer હોય પછી કે વકીલ હોય, તો એવી રીતના ઈ બધાં courses છે ઈ વ્યવસાયિક course કહેવાય. અને એનું વ્યવસાય જીવનમાં પણ બઉ જ ખૂબ જ મહત્વનું છે.

આહ જો હવે ઉચ્ચ શિક્ષણથી થોડુંક આમ નીચું આવીએ. એટલે માધ્યમિક શિક્ષણ, શિક્ષણમાં, ધારો કે, મેં આહ arts, commerce, અને science આ ત્રણ જે મુખ્યત્વે આહ line આહ જે ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. એમાં આહ સૌથી આહ સારી તમને વિદ્યાર્થી પ્રમાણે તેનું આહ આંકલન કરવું જોઈએ કે કેટલા પ્રમાણમાં તેનું કરવું જોઈએ? Arts, commerce કે science લેવું એ કયા પ્રમાણને, કયા પ્રમાણે વિચારવું જોઈએ, તે થોડુંક જણાવો.

તો વધારે જે રુચિ એમને અગર કોઈ પણ સાહિત્યમાં હોય તો એમને arts માં ઈ આગળ વધી શકે છે.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 તમરા હિસાબે તમરુ અનુભવ કયો કે તમે કયુ ભણયા છો એમા તમરો શુ અનુભવ રહ્યો. મેં આહ આહ બારમાં આહ દસમાં પાછળ આહ commerce માં જવામાં નક્કી કર્યું. આહ કારણ કે, હું એક medium અમ student રહ્યું છે મારું એટલે મેં commerce આમાં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

તો શું કરવું? કઈ line લેવી? પછી engineer તેમાં engineering કરવી હોય તો પણ કઈ line લેવી? તે થોડુંક આહ જણાવો.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 તો ઈ જે વિષય હોય તો એના ઉપરથી નિર્ભર થાય કે તમે જો તમારે engineering કે એનાં લગતાં કોઈ પણ course કરવા છે. Engineering Architecture તો પછી એવા બધા course તો એમાં તમારે A group રાખવું પડે. અને તમારે doctor પછી pharmacy પછી બીજા કોઈ course કરવા હોય, જીવવિજ્ઞાનના સંદર્ભમાં જે હોય તો તમારે B group રાખવું પડે. ને જે engineering જે course છે. ઈ ચાર વર્ષનો course છે. એમાં પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની engineering થાય ઉહ chemical હોય પછી Mechanical હોય એવી રીતના ઘણી બધી engineering હોય. અને જે doctor છે ઈ તમે કહી શકાય કે ઈ એના અંદર ઘણાં બધાં courses આવેલા હોય જે doctor આપણે કહીએ. આહ MBBS હોય એટલે જે main આપણે કહેતાં હોય કે વધારે જે આહ આહ ઓલી allopathic દવાનો જે ઇસ્તમાલ કરે ઈ MBBS DOCTOR હોય અને જે homeopathic હોય પછી BHMS course કર્યું હોય પછી આયુર્વેદિક હોય BAMS જે હવે હમણાં જે કોરોના પછી જે આયુર્વેદામાં જે આખી દુનિયાને વિશ્વાસ બેઠો છે તો એમાં પણ બઉ જ વધારે scope છે. તો તમારે એમાં પણ તમે શ્રેષ્ઠ તમે તમારું બઉ કારકિર્દી બનાવી શકો છો. તો એના પછી છે આહ આહ naturopathic એમાં પણ તમે આગળ વધી શકો છો.